અહીં એક લાઈટ નો ખંભો જોવામાં મળે છે અને અહીંયા બહુ બધા માણસો વાતો કરતા હોય એવું લાગે છે.

અહીં વાઈટ કલર નો સરસ મજાનો ઘર જોવામાં મળે છે જેના વિન્ડોઝ બ્લુ કલર ના લાગે છે.

લબજાબુન રબડી બાસુંદી શ્રીખંડ ઈડલી સાંભર મેંદુવડા આ બધી મેન્યુ માં --

સામે જ એક બિલ્ડીંગ જોવા મળે છે અને બઉ બધા લોકો જોવા મળે છે આ એક ગ્રાઉન્ડ છ--

અહીંયા અસ્મા આસમાન એકદમ બ્લુ બ્લુ કલર અને વાઈટ કલર નો થઈ ગેલો છે આજુબાજુમાં ગ્રીનરી જોવામાં મળે છે જે બહુવ જ સરસ લાગે છે.

અહીંયા ટાઇટેનિક ફાસ્ટ્રેક અને બૌ બધી કંપનીઓ ની ઘડિયાલ જોવામાં મળે છે.

આ યલો કલર નું મંદિર છે અને એના ઉપર રેડ કલર નો ઝંડો લહેરાવવામાં આવ્યો છે.

આ એક કોઈનો ઘર જેવો લાગે છે જેનું નામ અને મોબાઈલ નંબર બાહાર આપેલા છે.

એ ગજાનંદ ફાસ્ટ ફૂડ દુકાનનું દ્રશ્ય છે જ્યાં ત્રણ માણસો ઉભા છે.

આ એક એક્સ્ટ્રી રૂમ લાગે છે અને જ્યાં વોર્નિંગ લખેલી છે કોશન ની--

અહીઁ બહુ બધી ગ્રીનરીઝ જોવામાં મળે છે અને આ દ્રશ્ય બહુ જ સરસ લાગે છે.

વચમાં એક માણસ ઉભો છે જેણે બ્લુ કલર નો ટીશર્ટ પહેર્યો હોય એવો જોવામાં મળે છે.